હા મેમ થેન્ક યૂ થેન્ક યૂ ફોરઓલ ધિસ હા મેમ હવ જ્યાં તમે રહો ત્યાં ફિકર નું નામ જ નથી

હા મેમ thank you thank you હો હા

બળ અને માસ ક્ષિણ ના થયા હોય, પૂરતા પ્રમાણમાં ભોજન ન લઈ શકતું હોય એના દોસ થી દૂસિત બહાર નિકડવા ને પ્રવૃત એવા રક્તનું પ્રારંભથી સેવન કરવું યોગ્ય નથી. જો પ્રારંભથી સબંધમાં આવે તો રોગીમાં, પુનિતસ્ય, મુત્છા, અરુચિ, સ્વર્ગુલ્મપ, લિહાઆના, કિલ્લાસ મુજબ ઉચ્ચ કોસ્ટ રશ્યવિષર્ભ

માટે બલ અને દોસનું વિચાર કરનારા ચિકિતશાની સગવડતા ઈછનારા વેધ્યબલવાન રોગીને બહાર નિકડવા સૌથી પેલા રક્તપિત પ્રારંભમાંઉપેક્ષા કરવી. પ્રાય મનુષ્યના શરીરમાં આમદોસની વૃદ્ધિને કારણે ઉત્કલેશ પામીને પિત અને રક્તની વૃદ્ધિ પામે તે થી અમદોસના પાચન માં પ્રારંભમાં લંઘન કરવો. રક્તપિતમાં રક્તના નિકડવાના માર્ગદોસનો અનુબંધ કારણોની વિચાર કરી સંતુલનની

રાતે પાલડી ને સવારે ગાડી ને પી જવું એનો એવો અર્થ થાય છે, અન્ય અર્થ માઝ ઉપાડીને ઠંડુ કરેલું એવું પણ કરવા માં આવે છે. કાળ, સાતમ ને દોસોને અનુબંધ રોગ, રોગોની પ્રકૃતિ, સોભ પછીની કલ્પના છામના વેઘર લંઘન કરાવ્યા પછી ઉજ્વળ ગૃપ્તપીટમાં પ્રથમ તર્પણ અને અદોપ અમ પ્રથમ પ્રેયા નો પ્રયોગ કરવો છે. ખજૂર, દ્રાક્ષ, મુળાના ફૂલ, ફલસાના જળમાં ઉકાડીને ઠંડુ થાય ને સાકર નાખીએ દર્પણમાં કાપ

જેની મંદાગ્નિ અને એવા રક્તપિતના રોગીને ઉપરોક્ત તર્પણ સ્તિથિ તરિકે દાડમ અને આંદાનો રસ મેડવીને અમ્લતઅર્પણ આપો રોગ્ત્પિતના રોગી ને સાહી ચોખા, સાથી ચોખા, નીવાર ચોખા, , નેન્હિધાન્ય, સમહો અને એ ભોજનમાં હિતકારી છે. રક્તપિતના રોગીઑને મગ, મસૂર, ચણા, મઠ, તુવેર ભોજાનમાં

અન્ય રક્તપિત નાસક સાક અને પાનવિધિ નો પ્રયોગ કરવો જોઈએ. આ સાફા માં રોગીને સાથે માં હોય તેને બાફે ને રેસમીવિધિ થી પાકાવિને દૂધ સાથે મેળવિને આપવા જોઈએ

સાથે સેવન કરવાથી રક્તપિત ઉત્પન્ન કરે છે પરંતુ માત્ર પોદરોની એ જ રીતે ગંડિત મધ્યસ્થ સાથે રક્તપિત નુંશાક રક્તપિત નાશક છે એ પ્રકારના ગંડિત રક્તપિતકારક અને રક્તપિત નાશક છે. પ્રયોગ કરી શકાય છે ધોળા દેશ કાળિયાર હરણ કાળા પૂછવાડા રક્તપિતમાં છે. આમલા કરેલું રક્તપીતમાં લાભકારી છે. રક્તપીતમાં કફ ન બનતો હોય તો નું શાક અને પ્રયોગ કરવો જોઈએ. લાલ તથા નીલ કમલ ના કેસનું કૃષ્ણ પાણી એ જળમાં પકાવેલી રક્તપીત નાશક છે. એ જ રીતે ચંદનમાં વાવડી ચોમાસુ સુગંધી વાળો બીલીના જળમાં બનાવેલી કૃષ્ણ પણ બનાવેલી પહેલા સાગરની અને બનાવેલી અમ ઠંડી થયા પછી મધ અને સાંકળ સાથે તેનો પ્રયોગ કરવો છે. જે બતાવી છે તે મુજબ સળંગ પાણીએ વિધિની દ્રવ્યને રક્તપિતમાં પ્રયોગ કરવો છે.

વરનાના રસમાં કુકડાનું માસ પ્રશસ્ત્ર છે રક્તપિત ના રોગીને અધિક ઉકાળીને ઠંડુ કરેલું શુદ્ધ ફળ આપ્યું છે રોગીના દોષ અનુબંધ વાત તે જાણીને રોગીની તૃષા શાંત ન થાય ત્યાં સુધી તેની ઈચ્છા પ્રમાણે થોડું થોડું પીવા માટે આપવું જોઈએ. રક્તપીતમાં જે નિદાનકારક હોય છે. જીવન અને આરોગ્યની ઈચ્છા વાળા રક્તપિત રોગીએ સેવન કરવું નહીં. જે રોગીના મળે માસ ના થયા હોય રક્તપિત અંદર પર પડતું હોય અધિક દોષોયુક્ત હોય ઉપર દ્રવ્યથી રહિત હોય બળવાન રોગીને ઉદ્ધવગામી રક્તપિત અધોગામીમાં કરાવવું જોઈએ.

રક્તપીતમાં વમન માટે વમનના ચૂર્ણથી મિશ્ર કરેલ મધ અને સાંકળ કરી શેરડીનો રસ સમાન માત્રામાં સેવન કરવાથી જેસ્ટ વામન કારક બને છે. ઉધ્વગામી રક્તપિતમાં પ્રથમ વગેરે હિતકારી છે. અધોગામી જો વાયુ પ્રબળ ન હોય તેવું આખું વગેરે ક્રમ થી હિતકારી છે. વાયુ પ્રબળ ન હોય જે રોગીના બળમાસેન થયા હોય અગ્નિ અને સૂર્યના તાપથી અન્યના રોગી અમુક માપમાં ભોજન કરનારને વમન અને વિવેચન સેવા રક્તપિતના યોગીને અરડૂસી, દ્રાક્ષરડેના, સાકળ, મધ મેળવીને રક્તપિતનો નાશ કરે છે. અરડુસી ના શ્વાસમાં રક્તપિતનું હરણ કરનાર એ જ રીતે અરડૂસી ના કાસ્ટમાં મેળવીને સ્નાન કરું રસમાં મધ મેળવીને ગાયના છાણ નો રસ અને ઘોડાની લાડ નો રસ મૂત્ર અને મધ મેળવીને પીવું. રક્તપિત ના રોગીએ ખીર શિંગોડા હલાજન મધ ખજૂર નું ચૂર્ણ મધ સાથે ચાટી જવું. જો રક્ત ગંધાઈ ગયું હોય તો કબૂતર મિષ્ટાન સાથે લઈ શકાય.

સાકર મિક્સ કરી ચોખા ના ગુણ સાથે પીવાથી રક્તપિત નો સિગરે નાશ થાય છે. પીવાથી ઉગ્ર રક્તપીતની પણ શમ~શમન થાય છે. ચૂર્ણ ને રાત્રે પલાળી સવારે પીવાથી મધ શેરડી ના તાજા રસનું સેવન કરવાથી ઉગ્ર રક્તપિત નું પણ શમન થાય છે. મહુડો વગેરે મા સાકર મેળવી રક્ત તેમાં પ્રથમ બકરી નું દૂધ પાંચ ગણા ગોડમાં ગાયનું દૂધ અને પકાવેલ ગાયનું દૂધ સાકર અને મધ નાખીને પાવો એ શ્રેષ્ઠ છે. દૂધમાં મધ અને સાંકળ મેળવીને સેવન કરવું જોઈએ. પકાવેલું દૂધ અને જ્યારે પરણીય ક્ષાર એ રક્તપિતનો નાખ કરે છે શિગ્ર નાશ કરે છે. વિશેષ કરીને ગુદામાંથી વહેતા રક્તપિતમાં થી પકાવેલ દૂધ અથવા વળની વડવાઈ કલ્પથી પકાવેલ દૂધ અથવા વાળોની સૂક્ષ્મ કલ્પથી પકાવેલ દૂધ એ શ્રેષ્ઠ છે. જેવી રક્તપીતમાં અત્યંત સ્ત્રાવ થતો હોય તેમાં પૂર્વ કક્ષાએ ગાયના દૂધ સાથે દૂધની સાથે સાલી ચોખાનું ભોજન કરવું અથવા લાકડી પાંદડા મૂળ સહિત અરડી સ્વાદ કરી તેમાં પુષ્પનો પલ્પ નાખી આ ગ્રુપમાં મત મેળવી પીવાથી શિગ્ર રક્તપીસનો નાશ થાય છે. ખાખરાના મીઠા ના રસથી તેના કલ્પથી એ જ રીતે ઈન્દ્રજીતમાં પલ્પથી અને એ જ રીતે રીસામણી કમલ અને મધ મિક્સ કરીને પ્રયોગ કરવો. બતાવે છે તે સર્વ રક્તપિતમાં શ્રેષ્ઠ છે એ બધાનો કાળ અને માત્રામાં વિચાર કરી રક્તપિતમાં પ્રયોગ કરવો જોઈએ. તેનો પ્રયોગ કરવાથી રક્તપિત નો શિગ્ર શમન થાય છે. નાશિકાના માર્ગમાંથી રોકવા માટે રક્તપિત નાશક અરડૂસી નું સેવન કરવું. રક્ત દુષિત હોવા છતાં આવો પીંડન થી શ્વસન કરવામાં આવે તો નાસિકામાંથી નીકળે છે.

જેથી મધના પલ્પ અને દૂધથી ચારોડીનું તેલ અને ગાયનું દૂધ અને બકરીનું દૂધ બકરીના દૂધથી એજ રીતે દ્રાક્ષના રસનું, સેરડીના રસનું, દૂધિની દુલવાનનું, ડુંડીના મૂડના રસનું તથા દાડમના પુષ્પ ના રસના નશ્ય આપવાથી નાસા સર્વત્ર રક્તપ્રીત બંદ થાય છે.

શું ખબર કેમ છો મજામાં? શું ખબર મજામાં? એકદમ મજામાં બહુ સરસ એ જરા weather ખરાબ હતુંને તો જરા શરદી થઇ હતી. મેં steam ની ભાપ લીધી છે અને આપણે આદુને એ ખાધું છે તો અત્યારે ગળુ ઠીક છે

તારી તબિયત ઠીક છે હા કે ના અચ્છા જમી લીધું હા lunch જામી લીધું કે નહિ yes કે ના હજુ સુધી નથી જમી? શું વાત કરે છે આટલું લેટ પેટ ખરાબ થઇ જશે ડાયાબીટીસ થઇ જશે એક તો તું sugar ની patients છો sugar level high થઇ જાશે તો તારે તો પછી ધ્યાન રાખવું જોઈએ ને એકદમ time to time કઈ નહિ તો બે બિસ્કિટ भी ખાઈ લેવાની આટલા લાંબા લાંબા gap નહિ દેવાના બોલ હવેથી નહિ દે ને careful રહીશ ને દસ કલાકનો gap કોઈ ખાવામાં રાખે એવું શું કામ હતું કે દસ કલાકનો gap રાખ્યો કઈ ખબર નહિ પડતી હવે આવું gap નહિ રાખવાનો એકદમ નહિ હ don't be so naughty હા કાલ થી એકદમ ચાર વાર time to time ખાઈ લેજે સાથે પર્સ માં બે બિસ્કીટ રાખી લેને ચાર ઓંલા નાના નાના આવે એ પેકેટ પણ મજા આવી જશે બિસ્કીટ તો કયારે પણ ખવાઈ ને હા તો બિસ્કીટ ખાઈ લેજે ભૂખ લાગે સારું અને નત ખાવી દિવસ ના ગરમ થઇ ગયું હશે ને રાત ના એકદમ ઠંડી

હા ઠંડી તો મને જયાર એ નથી ગમતી તને ઠંડી ગમે you like it very good ચાલો કઈ તો છે જે ને ઠંડી સારી લગતી ઠંડી માં ગરમ ગરમ પાણી થી નાઈ લેવાનું મજા આવી જાય ગરમ ગરમ એકદમ હાથ એમ નહિ સમજ કે હું તને એકદમ એવી misunderstanding ગેરસમજ નહિ રાખવાની હા તું જ્યાર hot નથી એટલે તું એમ નહિ સમજ કે તને hot કે છે તું એકદમ ગામડાની જે હોય બાઈડીઓં એમના જેવી છે નાત ઉપર ઓંલું કરતા આવડે છે સરખા કપડા પેરતા નત આવડતા ન માથું ઓળવતા તેલ વાળું જેવા તેવા વાળ માણસ બાર નીકળે તો વાળ તો સરખી રીતે ઓળય એક ચાનલો કરે કઈ નહિ આટલા પેસા બચાવી ને શું કરીશ કયા લઇ જવાના છે હવે હા પાડશે જુઠું બોલી કે એકદમ ઉપર લઇ જઉ

મને વળી હિન્દી સભળાય છે ગામડાની એકદમ આજે તો ઓંલું બટેટા પેઆ

કોઈ પણ season હોય ઠંડી ની season હોય કે ગરમી season હોય આપડે તો ચાની સાથે થેપલા હોય તો બસ પતિ ગયું એકદમ જલસો પડી ગયો તમને થેપલા બનાવતા આવે છે કે નહિ i don't think કે નથી આવડતા એક number ની લુછી છે કઈ કામ જ ન કરવું લીચું corporate wome રસોડા માં કઢાઈ માં કઈ બનાવતા જ નત આવડતું તપેલી ને કઢાઈ હોય એ માંથી એનો difference ખબર કઈ નત ખબર

હમ હમેશા બરાબર કઉ છુ એમાં હવે confirm કરવાની જરૂર નથી હા રસોડામાં કયારે ગઈ તી પચીસ પચાસ વરસ થઇ કયા હશે પછી મને મુર્ખ કે છે જો રસોડું તો ખબર નથી corporate women કે છે એવું શું corporate શું corporate કે પોતાના રસોડામાં શું રાખ્યું છે એ પણ ખબર નથી અને અહિયાં દુનિયાભર ના લોકો ને બનાવી ને પેસા કમાવાના અચ્છા કરોડ રૂપિયા કમાવી ને શું કરવાનું એક વરસ ના પાચ કરોડ રૂપિયા કયા invest કરો સેર market માં invest કરો કે પછી weather ની જેમ સેર market બી ખબર છે હા કરી ને એકદમ રસોઈ કરીશું એકદમ બટેટા પોઆ બનાવ્યા હતા કાલે ઓંલું બતાવ્યું હતું હા સાબુ દાણા ના વડા ને ખીચડી સાબુ દાણા ની ખીચડી મજા આવી જાય ને આપડે ઉપવાસ પણ થઇ થાય એજ કેતો હતો કે પેસા શેર market નઈ નાખતી અત્યારે weather જેમ ખરાબ છે એમ શેર market પણ ખરાબ છે તારા બધા પેસા વરસાદ ની જેમ વહી જશે પેસા નું પાણી થઇ જશે

જો એના કરતા એક કામ કર પેસા નું કઈ સોનું લઇ ને ચાંદી લઇ ને પેસા શેર market માં નાખવા કરતા કઈ સોનું ખરીદી લે ભવિષ્યમાં માં હા સોના નો ભાવ વધતો જાય છે ને આમે જેમ ઠંડી વધતી જાય છે એમ સોના નો ભાવ પણ વધતો જાય છે આમાં કેટલો છે સોના નો ભાવ કેટલો છે ખબર છે કેટલો છે you નો gold price હમણાં શું છે સોના નો ભાવ શું છે knowledge છે અરે હું તને પુછુ છુ મને નથી ખબર એટલે ઓં એટલે તને પણ નથી ખબર કાઈ વાધો નહિ પેપર માં અને news આવી જશે એટલે જોઈ લેજે દુકાન માં જઈશ ત્યારે કઈ દેશે madam સોને કા ભાવ એ હે ઈ બધા લફડા માં નહિ પડવાનું હ ઈ બધા winter માં પગ આવી ગયો તો winter weather માં એવી રીતે બુધિ ભ્રષ્ટ કરી નાખે આમે તારી પાસે બુધિ કયા છે બુધિ વગરની એકદમ તારી બુધિ નથી તો ભ્રષ્ટ કયા થી થાય ભ્રષ્ટ થવા માટે બુધિ તો હોવી જોઈએ માણસ પાસે કાઈ નથી તારી પાસે મુર્ખ બનાવી નાખે પછી જો તારે કાઈ ને કઈ પેસા બધા ગયા એટલે સભાળીને રેજે હું મુર્ખ નથી હું મુર્ખ તો છુ એટલે તો તને આટલું સમજવું છુ પણ તને સમજમાં આવે તો ને અમે તો બોલીએ ને એક કાન થી સાંભળવાનું અને બીજે કાન થી બાર કાઢી લખવાનું આવું કઈ હોય આટલું ભણેલી છે ગણેલી છે પણ તો એ ભણી ગણી ને શું થયું કઈ નહિ બેવકૂફ બનાવી ને પેસા તમારે આપવાના અને એમાં આખો દિવસ એવું કઈ હોતું હોય એવું કઈ હોય તારે જેવું corporate women નું કોઈ દિવસ કઈ નથી થવાનું એકદમ weather માં કાલ પડી જાય ને વરસાદ જ ન આવે નદી નાલા સુકાઈ જાય રણમાં કેચું હોય પછી ખબર માં આવશે breaking news weather બઉ ખબર છે કિધર પણ વરસાદ નહિ હોને વાલા હે એવું થશે હું તો હમેશા બરાબર વાત કરું છુ પણ તું જ છે કે કોઈ દિવસ સ્વીકારતી નથી કે બરોબર વાત કરું છુ હું તો ખરી વાત જ કરું ને સો ટકા અચ્છા મને મુર્ખ કે છે આટલી સાચી વાત કડવી લાગી ગઈ તને હવે જલારામ બાપા આ છોકરી નું શું થાય જોજો

કયારે હા બોલવાનું છે કયારે ના બોલવાનું છે કયા ખાવાનું છે બેસવાનું છે કયા જવાનું છે પણ આને તો કઈ ખબર જ નત પડતી તારી mercedes car ને શું કરવાનું છે તને કેટલા દિવસ ચલાવતા આવડે છે car ચલાવતા આવડે છે corporate women બે દિવસ તારો driver નથી આવતો તો તારા માથા પર હાથ બેસી જાય છે આજે તો હું નીકળી નહિ શકું મને કામમાં જવું છે driver નથી આવ્યો આખો તને એન પણ નિભર કર્યો છે driver વગર તો ચાલતું નથી second hand mercedes ગાડી ને શું દેખાડે છે હા driving આવડે છે મને ખબર છે ઓંલી હા હા જે રમકડાં ની ગાડી છે એ driving કરતા આવડે છે એ ની પણ તું accident કરી નાખતી હતી હા તોટી નાખી ભૂકો કરી નાખી બધી ગાડી નો એટલે બધી ગાડી હતી તું આ mercedes તું એવું જ હાલ કરવાની હતી તું drive સારું છે કે તને ઓંલો સારો driver મળ્યો અરે એટલી ગાડી તો સરખી ચલાવે છે એબી second hand ગાડી નું સરખી રીતે

મોટી રકમ ખેતી કરી રહેલા મારા પરસેવા વાળા શરીર જોડે મેં એક નજર કહેતાં ના ખૂણે નાખી જ્યોર્જ દર રવિવારની જેમ રજાના દિવસે મારી મદદ કરવા ખેતરે આવ્યો હતો આમ તો સાત વર્ષના મારા દીકરાના નાનકડા હાથ પાસે બોવ અપેક્ષા હું રાખતો નથી અને કામ કરવાનો અનુભવ મળે એ હેતુસર હું તેને રજાના દિવસે મારી જોડે ખેતરે લય આવતો પણ અને તરફથી મારે અપેક્ષા મારા ભાગે નાજ હતી હાડમારી હાડમારી શિવાય જીવનમાં કશું નિહાળેલી મારી આંખોમાં એકમાત્ર સ્વપન હતું મારા દીકરા જ્યોર્જનું હાડમારી વિનાનું ભવિષ્ય અને જન્મ પછી મેં મારી મેહનત અને કામના કલાકો બમણા કરી નાખ્યા હતા જ્યોર્જ ના ભણતરમાં કસી કમી ના રય જાય એ માટે દરેક કમી હસતા ચહેરે સહી લેવાનું મેં વચન આપ્યું હતું મારી પત્ની પણ મારુ સ્વપન સાકાર કરવા મારુ જીવન તો એક સાંધતા તેર તૂટે તેમ પછડાતું પછાડાતું પસાર થાય રહ્યું હતું જીવને અમારી કસોટી લેવામાં કશું બાકી રાખ્યું ના હતું અમે બધુજ શક્યા હતા ભોજન વીનાના દિવસો વીજળી વીનાની રાતો દુકાળ માં કાળજું પીગળી નાખતા જીવન વર્ષો પરંતુ અમારા દીકરા જ્યોર્જ ને આમાંથી કશુંજ ના જોવું પડે એ માટે અમારી દંપતી સીમા આપત્તિય સામે દરરોજ બંડ પોકારતી આજે ઉભી રહી હતી માર્ગ ઘણો મુશ્કેલ હતો પરંતુ અમારા ઈરાદાઓની મક્કમતા સામે આ મુશ્કેલીઓ ટૂંકી પડશે એક દિવસ પહેલા મારી મુલાકાત father વેલેશ જોડે થય હતી. એ અમારા ગામની પ્રાથમિક શાળા ની બધીજ જવાબદારી સાંભળતા હતા તે આચાર્યનું પદ ખંત અને પ્રામાણિકતાથી નિભાવતા જ્યોર્જના શિક્ષણ અને અભ્યાસ અંગે જયારે મેં પૂછપરછ કરી ત્યારે એક પિતાને ગર્વ થય આવે એવો ઉત્તર મને મળ્યો હતો જ્યોર્જ ખૂબજ મહેનતુ અને ધગસ વાળો વિદ્યાર્થી છે ઘરકામથી લય પુસ્તકો સુધી દરેક બાબતમાં તેનું શિસ્ત અને નિયમિતતા ઓળખાય છે. ફક્ત ભણવામાંજ નહિ એ રમત ગમતમાં પણ ઘણો સક્રિય છે તે ખુબજ સરસ football રમે છે એ શાળાની football team નો captain છે મને આનાથી ઘણી આશા છે એક દિવસ આપણું અને આપણા ગામનું ત્યારે જ્યોર્જ મારી જોડેજ હતો father વેલેશના શબ્દો સાંભળી મારા ચહેરા પર એક બહોળું ગર્વ સભર સ્મિત વેરાય ગયું હતું મારો હાથ પ્રેમથી જ્યોર્જના માથે ફરી વાળ્યો હતો જ્યોર્જએ મારી આંખોમાં નિહાળ્યું હતું આ આંખોમાં સંતોષ હતો તથા ચહેરાના સ્મિત માં કશુક ખૂટી રહ્યું હતું ખેતરના ખૂણે ઉભો ખેતરની માટી નિહાળી રહેલ જ્યોર્જનો ચહેરો આજે પણ એવોજ ફીકો હતો એની આંખો માં નિયમિત ચળકાટ દર્શી હતો સામાન્ય રીતે અહીંથી ત્યાં કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતો એના હાથ

મેરી જેને પણ મને રાત્રે એકાંત માંઆજ વાત કરી હતી ખેતર પરજ નય ઘરમાં પણ એ આમજ ખોવાયેલો રહેતો ફક્ત હા અને નાં માં જવાબ આપતો પૂરતું બોલતો ભીંત ઉપર અને ચોંટાડીને એકધારો નિહાળ્યા કરતો એની ઉદાસી અને હતાશા પાછળનું કારણ હું કળી ચુક્યો હતો એ ઉદાસી અને હતાશામાં બીજા એક દિવસ રોકાયા હતા ત્યારે એ મારી સાથે જોડે શહેર ગયો હતો એક અઠવાડીયા માં પહેલા મારા શાકભાજીનું વિતરણ કરવા શહેર જવાનું હતું જ્યોર્જને અનુભવ અને કંઈક શીખવા મળે father વેલેશને જાણ કરી એક દિવસ માટે શાળામાંથી રાજા લાય હું એને મારી જોડે શહેર લાય ગયો હતો તે ખુબજ ખુશ હતો પહેલી વાર કોઈ મોટા શહેરને આટલી નજીકથી જોવાનું અને અવસર મળ્યો હતો આ પહોળા રસ્તાઓ આકાશને ગગનચુંબી ઇમારતને મોટી વિશાલ કદની દુકાનો જાતજાત ના માધ્યમો પહેરેલા મોંઘા વસ્ત્રો એની નાનકડી આંખો અચંભા અને આશ્ચર્યથી ડઘાઈ વિસ્તારમાં પોળી થઈ ગઈ હતી જાણેકે કોઈ જુદાજ ગ્રહ ઉપર એ પહોંચી ગયો હતો એ નવી દુનિયા નિહાળવાનો ઉત્સાહ એના ઉછળતા કુદતા શરીરમાં સ્પષ્ટ દેખાતો હતો શાકભાજીના વિતરણનો અનુભવ તેને મળીજ રહ્યો હતો સાથે સાથે નવા પ્રકારનું જીવન નવા લોકો નવી રહેણી કહેણી નવી વાતાવરણ જોવાનો અનુભવ અતિરિક્ત મળી રહ્યો હતો શિક્ષણ થી વંચિત રહી જવા અંગે મારા મનની પુષ્ટભૂમિકા ગુંથી રહેલો

મેરી જેને મુસાફરી માટે tiffin આપ્યું હતું મોટા શહેરોમાં જ્યાં જમવાનું મોંઘુ પડે અને ઉપરથી એનો પતિ અને દીકરો બારનું જમેં એ એને જરાય ના ગમે પરિવારના સ્વાસ્થ્યને લઇને એ ઘણી તકેદારી રાખતી. હું truck માં મારી driving seat ઉપર બેસી જામી રહ્યો હતો. જ્યોર્જ truck પાછળ ના હિસ્સા તરફ બેઠો શહેર ના દર્શન કરતો જામી રહ્યો હતો. મારુ જમણ પૂરું થતા. એ એને પાણી આપવા નીચે ઉતર્યો જ્યોર્જ truck માં ન હતો મારો જીવ વલોવાયો આમ મને કંઈપણ કહ્યા વિના એ ત્યાંથી જતો રહ્યો એક તો નવું શહેર અને અજાણી ભીડ શહેરનું વાતાવરણ અમારા મુઠીભર ગામના વાતાવરણ જેવું સુરક્ષિત ક્યાંથી મારો સાત વર્ષ નો દીકરો આ ભીડમાં કસે ના ના ના મારુ હૃદય એક ધબકારા છોડી ગયું હું ચારે તરફ હાંફળો ફાંફળો દોડી રહ્યો હતો વીજને ચીરતો હું જ્યોર્જ નામની પોકળ કરતો અને દરેક દિશામાં ચિંતાતુર એને શોધી રહ્યો હતો મેં અને સપના પાછળ પરવાનગી આપીજ શા માટે અને મારી આંખોની નજીક રાખવો જોઈતો હતો અને ખુદ પર મનોમન ક્રોધિત થતો જયોર્જ ની ઝલક પામવા ગાન~ગાંડાની માફક દોદ દોળી કરી રહ્યોના મેરી જેન ને જાણ થાય તો મારી બેદરકારી બદલ એ મને કદી માફ ના કરશે એ વિચારીનેજ ગાળામાં ડૂમો કાઢ્યો આંખો ટકોટક કરતી ઇર્દ્યગીરધ ત્યાં હું નિહાળેલી જોતો જ્યોર્જ મારી નજરની સામે હતો એ નિહાળતા જાણે મને નવું જીવન મળ્યું મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો જ્યોર્જ ની નજર રમત ગમત સાધનો વેચતી શહેરની ખુબજ પ્રખ્યાત દુકાનના કાચ ઉપર જાડાઈ ચુકી હતી એ કાચની અંદર એ સંપૂર્ણ ખોવાય ગયો હતો. આજુબાજુથી પસાર થતી ભીડ હાને અને માટે અસ્તિત્વજ ધરાવતી ના હતી સમય અને કાળ એનામાટે સ્થગિત થઇ પડ્યા હતા એકજ સ્થળ પર એ થંભી ગયો હતો ટગર ટગર એજ દિશામાં હલન ચલણ વિના જોડે એ મુરતી સમક્ષ સ્થિર ઉભો હતો આંખોની પાંપણ પણ પલકારા મારવા તૈયાર ના જેની ઉપર એ નિર્દોષ આંખો ચુંબક સામી ચોંટી રહી હતી એને હું પેલા નિહાળી ચુક્યો હતો જ્યોર્જ નો ખુબજ મોટો ચાહક હતો. એની અભી પ્રેરણાઓ હતો તે ની વાતોજ કરતો મને તો એ રમતમાં બહુ રુચિ હતી નહિ રસ રુચિ વિકાશવાદ જીવન તરફથી મોકળાશજ ક્યાં મળી હતી પણ જ્યોર્જ ને આ મોકળાશ મળી રહે એનું હું ધ્યાન કરતો નાનપણથીજ અને football રમવું ખુબ ગમતું દરેક ક્રીશમસ ઉપર અમે તેને football જ ભેટમાં આપતા father વેલેસ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમત ગમતને એટલુંજ પ્રાધાન્ય આપતા એમના સાથ સહકારથી જ્યોર્જ ને એની ગમતી રમતનું પ્રાથિમક શિક્ષણ શાળામાં મળી રહ્યું હતું ટૂંક સમજ્યમાંજ football માં એ ખુબજ પારંગત થાય ગયો હતો બધા મિત્રો એ એને અલેકક્ષાંડર નામ આપ્યું હતું એ દિવસે તો ઘરે આવ્યો હતો જાણે આખું વિશ્વ જીતીને આવ્યો હોયને એવો ચળકાટ એની આંખો માં જળહળી રહ્યો હતો આજે મેં અલેકક્ષાંડર ની જેમજ hat trick કરી ત્રણ ત્રણ ગોલ એકજ કતાર માં

મારા મનમાં અકાળજ અચરજ ભાવ છલકાઈ ઉઠ્યો અને સ્વપનમાંથી હું તેને બળજબરીથી બાર ખેંચી લાવ્યો હતો પણ હું લાચાર હતો અમારી રાહ જોઈ બેઠું હતું ત્યારે

જોઈએ અંતરમત અંત્ય સમયે એવો ગોળ રસ્તો એક ની દિશામાં ભાગી છૂટ્યો હતો પણ એનું મન આ કાચ ઉપર પાછળ છોડી ગયો હતો એક તો અલેકક્ષાંડર માટે એવી ચળકતી બે આંખો માં પ્રકાશ પથારી રહ્યા હતા એમાં હૂતો એનો fan છું મારામાટે તો આ એક યાદગાર નિશાની છે થોડા સમયમાંજ પછી નહિ મળે પણ હું એને સાચવીને રાખીશ મારામાટે આ બહું મૂલ્યવાન છે અલેકક્ષાંડર ની જૂની club ની જોડેલી એતિહાસિક સ્મૃતિ મારી આંખોમાં ખુશી જોવા જ્યોર્જ પોતાની ખુશી ને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો મારો હાથ ઝડપથી એના માથાપર ફરી વળ્યો એ દિવસે મારા સાત વર્ષના દીકરાએ મને જીવનનો ઘણો મોટો પાઠ શીખવી દીધો મેં એક આભાર વ્યક્ત કરી નજર આપી 'વાદળોમાં ગળગળાટ થયો અચાનકથી આખું વાતાવરણ બદલાય ગયું ધોધમાર વરસી ઉઠેલા વરસાદે મને અને જ્યોર્જ ને ભીંજવી મુક્યાં મેં જ્યોર્જનો જાતજા જાલીને પકડી લીધો પોતાના ગમતા t-shirt માં જ્યોર્જ ખુશીમાં

એમાં તમને આ lecture ખુબ કામ લાગશે એટલે એકદમ આરામથી concentration સાથે મસ્ત રીતે શાંતચિત્ત બનાવી notebook હાથમાં લઈ અને તમે point note down કરી શકશો અને એ જ રીતે આગામી સમયની અંદર ગુજરાત budget બાર પડશે મિત્રો અને ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે ગુજરાત budget સામાન્ય રીતે બહાર પડતું હોય છે. ગુજરાત budget માંથી class three ની જે પરીક્ષા હોય છે. એમાં ઘણા ઘણા question રહેતા હોય છે. તો એના માટે પણ હું એક સરસ મજાનો lecture તૈયાર કરીશ એકદમ સારાંશ વાળો lecture હશે એકદમ સરળ સમજૂતી હશે અને તમે પહેલી વખત માનો કે સમજો અને તમને સમજાય જાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયાશ કરશું. પરંતુ એ lecture લાવવા માટે મારી એક condition છે કે તમારે lecture ને સારો પ્રતિસાદ દેવાનો છે અને પ્રતિસાદ દેવા માટે તમારે શું કરવાનું છે તમારે સરસ મજાનું like નું button press કરી દેવાનું છે જેમાં તમારે કોઈ રૂપિયો ચૂકવવાનો નથી. તમારે માનો કે તમે channel માટે નવા હોવ છો અને નવા નવા તમારે આ પ્રકારના lectures જોવા હોય છે તો તમારે અમારી channel ને એક વાર subscribe કરી દેવાની છે અને તમે જે કઈ વિચારતા હોવ તમારે જે પ્રતિસાદ દેવો હોય તે comment ના માધ્યમથી અમારા સુધી પોહચાડી શકો. બસ માત્ર આટલુ કામ તમારે કરવાનું છે અને એના બદલામાં તમને ખુબ સરસ મજાના lectures મળવાપાત્ર થશે budget માંથી આગામી સમયમાં કોઈ પણ સવાલ પુછાય તો અમારો પ્રયાશ એવો રહેશે કે આ lecture માં એ આપણે cover કરી લઇએ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ news paper વાંચવાની જરૂર નહી પડે તમારે કોઈ website ને વિખવાની જરૂર નહિ પડે તમારે કોઈ pdf ને ફમ્ફોડવાની જરૂર નહિ પડે માત્ર એક lecture સરસ રીતે attend કરી લ્યો એક note down કરી લ્યો અને પાકું કરી લ્યો આપણું કામ થઈ જશે તો આપણે એક પછી એક બાબતોને લેતા જઈએ છીએ સૌથી પહેલા તો આપણે આ જે budget શબ્દ છે એ ક્યાંથી આવેલો છે તો budget શબ્દ french ભાષાનો એક શબ્દ રહેલો હોય છે જેને આપણે કહીએ bougette અને એના ઉપરથી આ budget શબ્દ આવેલો છે અને જેનો મતલબ થતો હોય છે ચામડાની થેલી તો bougette શબ્દનો મતલબ થશે ચામડાની થેલી તો પહેલાના સમયમાં કેવા પ્રકારની વ્યવસ્થા હતી કે અંગ્રેજના સમયની અંદર આ પ્રકારની વ્યવસ્થા હતી. કે એક ચામડાની bag હોય જેને આપડે suitcase કેહતા હોઈએ ને એમાં budget સાથે related documents લઈ અને નાણામંત્રી budget ને રજુ કરતા